ઘણું બધું આવું જ છે પણ સારું છે કોઈ કોરવા આવે છે અને મજા કરે છે અમદાવાદે ખુબજ કતાશ છે અને એ સારું ચ એ બાબતે તો આનંદ ઘણું સારું છે આમ જોવા જયીયે તો આપળે તો ત્યાં રેહવાનું પણ સારું છે અને પ્રદુષણ પણ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 કશું નહિ ત્યાં આપળે બરોડા માં જ્યીએ ત્યાં પાર્ક માં અને મારે પેલું લક્ષ્મી વિલાસ પાલેસ પણ જોયું છે બાકી અમુલ દેરી પણ છે એટલે આપળે vacation પણ આવે છે એટલે આપળે બાળકો ને પણ લઇ જી સક્યે હવ સારું સારું હા ચાલો મળીયે આવજો

Hello મિત્રો નમસ્કાર હું દર્શન ધોળકિયા ચાલો આપણે આજે કોરોના વાયરસ covid ઉપર આપણે થોડું જાણીએ

સૂક્ષ્મ પરંતુ અસરકારક વાયરસ છે. કોરોના વાયરસ માનવ વાળ કરતાં નવસો ગણો નાનો છે પરંતુ કોરોનાનો સંક્રમણ વિશ્વભરમાં ફેલાઈ ગયું છે કોરોના વાયરસ એટલે શું કોરોના વાયરસ cov એ વાઇરસ ની એવી પ્રજાતિ સાથે સંકળાય છે જેની જેનો સંક્રમણ થી શરદીથી માંડી ને શ્વાસ લેવામાં તકલીફ સુધીની સમસ્યાઓનું કારણ બની શકે છે

વાયરસનો સંક્રમણ શરૂ થયું હતું. who મુજબ તાવ ઉધરસ શ્વાસ લેવામાં તકલીફ એ તેના લક્ષણો છે હજી સુધી વાઇરસના છેલ્લા તો રોગ ફેલાતો રોકવા માટે કોઈ vaccine બની નથી. પરંતુ ભારત સહિત દુનિયાના તમામ વિજ્ઞાનીકો તેની શોધ માટે દિવસ રાત મહેનત કરી રહ્યા હતા અને એને સારું એવું vaccine નું પણ research કરીને બહાર પાડી હતી અને એક દિવસ આ vaccine પણ એકદમ સારી

ચોવીશ કલાકમાં ત્રણ કે તેથી વધુ વખત આવતા હોય છે જો ખાસીની સાથે ગળફો આવે તો તે ગંભીર લક્ષણ છે આ વાઇરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે તેથી તેને લઈને ખૂબ કાળજી લેવામાં આવી રહી છે ડિસેમ્બર મહિનામાં ચિનમા પ્રથમ વખત વાયરસનો પ્રભાવ થયો હતો પછી તે અન્ય દેશોમાં ફેલાયો હતો કોરોના જેવા વાઇરસ ઉધરસ અને છિંકથી પડતા ટીપા દ્વારા ફેલાય છે કોરોના વાયરસ હવે ચિનમાં એટલો ઝડપથી ફેલાઈ રહ્યો હતો કે જે ખૂબ જ તે વિશ્વના અન્ય દેશ કરતા પણ વધુ ત્યાં ફેલાયો હતો એને covid nineteen ના નામનો વાઇરસ અત્યાર સુધી સિતેર થી વધુ દેશોમાં ફેલાઈ ગયો હતો. કોરોના સંક્રમણ વધતા જોખમને કારણે તેને પહેલા તો અટકાવવા માટે સાવચેતી રાખવી જરૂરી હતી આ રોગના લક્ષણો covid nineteen કોરોનાવાયરસમાં પ્રથમ તાવ આવે છે આ પછી સુકા ખાંસી થાય છે અને પછી એક અઠવાડિયા પછી શ્વાસ લેવામાં તકલીફ થાય છે આ લક્ષણોનો હંમેશા અર્થ એ નથી હોતો કે તમે કોરોના વાયરસનું સંક્રમણ છે કોરોનાવાયરસ ન્યુમોનિયા શ્વાસ લેવાની વધુ પડતી તકલીફ કિડની ખરાબ થવી અને મૃત્યુ પણ થઈ શકે છે વૃધ્ધ લોકો અથવા જેમણે પહેલેથી જ અસ્થમા ડાયાબિટીસ અથવા હૃદય રોગની બીમારી છે તેના તેમના મામલામાં જોખમ ગંભીર હોઈ શકે છે શરદી અને ફલ્યુ વાયરસમાં પણ આ જ પ્રકારના લક્ષણો જોવા મળે છે ત્યારે કોરોનાવાયરસનું સંક્રમણ થાય તો હાલ કોરોનાવાયરસ નો કોઈ ઈલાજ નથી પરંતુ રોગના લક્ષણો કાઢા નથી દવાઓ આપી શકાય છે ત્યાં સુધી તમે સ્વચ્છ ન થઈ જાવ ત્યાં ત્યાંસુધી બધાથી દૂર રહેવાનું કોરોનાવાયરસની સારવાર માટે vaccine શોધવાનું કામ ચાલુ જ હતું. આ વર્ષના અંત સુધીમાં તેમનું

કોરોના વાયરસને રોકવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે તેમના મતે હાથ સાબુથી ધોવા જોઈએ alcohol આધારિત હેન્ડ રબનો પણ ઉપયોગ કરી શકવા જોઈએ

ઈંડા અને માસના વપરાશ ટાળો જંગલી પ્રાણીઓના સંપર્કમાં રહેવાનો ટાળો mask કોણે અને કેવી રીતે પહેરવુ જો તો તમને mask ની જરૂર નથી ના બધાને સૌને જરૂર હોય છે જો તમે કોરોના વાયરસથી સંક્રમિત કોઈની કાળજી લઈ રહ્યા છો તો તમારા mask પહેરવો પડશે જે લોકો તાવ કફ અથવા શ્વાસની તકલીફ હોય તેમણે mask પહેરીને જ doctor પાસે જવું જોઈએ જે લોકો તાવ કફ અથવા શ્વાસની તકલીફ હોય તેમણે mask પહેરીને તરત જ doctor પાસે જવું જોઈએ mask પહેરવાની રીત આવી રીતે હોય છે mask પર સામેથી હાથ ન લગાવો જોઈએ જો તમારો હાથ લાગી જાય તો તરત જ હાથ ધોવા જોઈએ mask એવી રીતે પહેરવું જોઈએ કે તમારું નાક મોં અને દાઢી નો ભાગ ઢંકાયેલો રહે કોરોના નો જોખમમાં કેવી રીતે ઘટાડવું વુ એ પણ આપણે જાણીએ કોરોના જેવા વાયરસ ઉધરસ અને છીંકથી પડતા ટીપા દ્વારા ફેલાય છે તમારા હાથને સારી રીતે ધોઈ લો ખાંસી અથવા છીંક આવે ત્યારે તમારા મોને ઢાંકી દો જો હાથ સાફ ન હોય તો આંખો નાથ અને મોઢાને સ્પર્શ કરવાનું ટાળો કોરોનાનું સંક્રમણ ફેલાતા કેવી રીતે અટકાવશો બસ આપણે એ પણ જાણીએ bus train Auto અથવા taxi જેવા જાહેર વાહનો દ્વારા મુસાફરી કરશો નહીં મહેમાનને ઘરે આમંત્રણ આપો નહિ ઘરનો સામાન બીજા પાસેથી મંગાવો અને તેને sanitize કરીને જ ઘરની અંદર લો office શાળા અથવા જાહેર સ્થળોએ ન જશો જો તમે વધુ લોકો સાથે રહ્યા રહી રહ્યા છો તો વધુ સાવધાન રહો આ જ રીતે લોકોમાં કોરોના વાયરસને લઈને જુદે જુદુ tension જોવા મળી રહ્યુ છે medical store માં mask અને sanitizer ની અછત જોવા મળી છે તેઓ કે લોકો તેને ખરીદવા માટે વધુને વધુ ઉમટી રહ્યા છે airport પર પણ મુસાફરોની skinning હોય કે પ્રયોગશાળાના લોકરોની testing હોય સરકારે કોરોનાવાયરસથી બચવા માટે અનેક તૈયારીઓ કરી છે કોઈપણ પ્રકારની અફવાને ટાળવા માટે અને ખુદની સુરક્ષા માટે આપણે કેટલાક સૂચનોનું પાલન કરીશું તો આપણે જરૂર એક દિવસ આ બીમારી સાથે જીતી શકશું આ જ બિમારી ખૂબ જ દુનિયામાં plus minus અને medical તકલીફો લઈ આવી હતી એવી જ રીતે કોરોનાએ ખૂબ જ જીવલેણ રોગ બન્યો હતો જેમાં ઘણી બધી india માં vaccine નો પણ આવી હતી જેમ કે Covishield co vaccine sputnik આવી અનેક vaccine આવી હતી તેનાથી તે વેક્સિન લેવાથી અમુક ફાયદાઓ પણ નોંધપાત્ર થયા હતા જેને જેને કોરોનાની અસર થઈ હતી એ બધાને ચૌદ થી પંદર દિવસ સુધી hospital માં દાખલ કરવામાં આવ્યા હતા અને દરેક family member થી પણ દૂર કરવામાં આવ્યા હતા અને

ખૂબ જ ખરાબ દ્રશ્યો પણ નજર માન થયા હતા જેમકે અમુકના મૃતદેહને family થી દુર જ પોચાડી દેવામાં આવતો હતો અને કોઈ family ને પણ સોંપવામાં આવતો ન હતો અને આવી જ રીતે ઘણી બધી family ઓ ને તકલીફ પણ પડી હતી અને આ corona virus એ ખૂબ જ પ્રચંડ અને ખૂબ જ ખરાબ

આર્મી ચીફ તરીકે સીમા પાર આંતકવાદના દરેક કૃત્યોને ખુલ્લેઆમ બદલો લેવા ના તેમના નિર્ણયને અને તેમના ગોરખા સેનિકો સાથે જામારે નાચવાના તેમના પ્રેમને પણ પ્રકાશિત કરે છે. આગળ વાત કર્યે તો ગ્લોબલ બાજરી શ્રી અન્ના કોંફ્રન્સ બે હાજર ત્રેવીસ નું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને ઉદઘાટન કર્યું છે આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ અહીં વાંચો ધ ગ્લોબલ મિલેટ શ્રી અન્ના કોંવેશન અને મિત્રો આ બે દિવસય સંમેલનુ ઉદઘાટન કર્યું છે આપણા પ્રધાન મંત્રી શ્રી તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ રાષ્ટ્રીય રાજધાનીમાં ગ્લોબલ બાજરી શ્રી અન્ના કોંફ્રન્સ બે હાજર ત્રેવીસનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ કાર્યક્રમ બરછટ અનાજ પાર બે દિવસય વૈશ્વિક સંમેલનની શરૂઆત કરે છે મિત્રો આ કાર્યક્રમ બરછટ અનાજ ઉપરના બે દિવસય વૈશ્વિક સંમેલનની શરૂઆત કરે છે જ્યાં આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ બે હાજર ત્રેવીસમાં ઉજવવામાં આવતા બરછટ અનાજ અતરાષ્ટ્રીય વર્ષ નિમિતે એક ટપાલ ટિકિટ અને સ્મારક ચરની સિક્કા નું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે આપણા વડાપ્રધાને એક ટપાલ ટિકિટ અને સ્મારક ચરની સિક્કો પણ બહાર પડ્યો છે અને યુનિટેડ નેશન જનરલ એસેમ્બલી એ પાંચમી માર્ચ બે હાજર એકવીસ ના રોજ વર્ષ બે હાજર ત્રેવીસને

અને પાંચમી માર્ચ બે હાજર એકવીસના રોજ આ ઠરાવને ત્યાં પસાર કરતા બે હાજર ત્રેવીસના વર્ષને અતરાષ્ટ્રીય વર્ષ પણ કેવો બરછટ અનાજનું અતરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું અથવા તો જાડા અનાજનું અતરાષ્ટ્રીય વર્ષ કહો તો પણ ચાલશે Ok તેમજ આ બે દિવસીય સંમેલનમાં એક સોથી વધુ દેશો એ ભાગ લીધો હતો આ કાર્યકમ માં કેદ્રીય કૃષિમંત્રી નરેન્દ્વ શ્રી તોમર અને છ દેશોના તેમના સમકશો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો છ જેટલા દેશોના આપણા નરેન્દ્વ શ્રી તોમરના સમકક્ષ એટલે કે છ જેટલા દેશોના

આગળ વાત કર્યે તો Woman an man in india બે હાજર બાવીસની ચોવીસમી આવૃત્તિ લોન્ચ કરવામાં આવી છે આંકડાકીય અને કરાયક્રમ અમલીકરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો એવા રાવ ઇંદ્રજીતસિંગે નવી દિલ્હીમાં woman and man in india બે હાજર બાવીસની ચોવીસમી આવૃત્તિ Launch કરી હતી આપણા આંકડાકીય અને કરાયક્રમ અમલીકરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી સ્વત્રંત હવાલો કોની પાસે છે રાવ ઇંદ્રજીતસિંગ પાસે અને એમને નવી દિલ્હીમા Woman એન Man In India બે હાજર બાવીસની ચોવીસમી આવૃત્તિ લોન્ચ કરી વુમન એન મેન ઈન ઇન્ડિયા બે હાજર બાવીસ આ એક પ્રકાશન છે જે ભારતમાં લિંગ સંબંધિત મુદ્દોઓનો વ્યાપક એન સમજદાર વિશલેશન પ્રદાન કરે છે જેમ કે રાજકીય ભાગેદારી રોજગાર અને આરોગય જયારે લિંગ વીસવાદિત વ્યથા પણ પ્રદાન કરે છે ટૂંકમાં કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓ અને પુરુષોની ભાગેદારી કેટલી છે ક્યાંક વિકસંગતતા જોવા મળે છે એનો ડેટા પ્રકાશિત કરતુ આ એક પ્રકાશન છે જે અમને વિવિધ પ્રદેશોમાં ગ્રામીણ અને સેહરી વિસ્તારમાં રહેતા પુરુસો અને સ્ત્રીઓના વિવિધ જૂથો વચ્ચેના તફાવતને સમજવામાં મદદ કરી શકે છે અને પુસ્તક આંકડા અને કરાયક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે અને ઓગણીસોને પંચાણુંથી વરસિક ધોરણે બહાર પાડવામાં આવે છે આપણા આંકડાકીય અને કરાયક્રમ અમલીકરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે રાવ ઇંદ્રજીતસિંગ ઇમેજ એમને જોઈ શકો છો

ક્રિકેટર એવા વિરાટ કોહલીને એના નવીનતમ Brand ambassadors તરીકે નિયુક્ત કાર્ય છે વિરાટ કોહલી લકસરની સ્ટેશનરી પ્રોડક્સનું પ્રતિનિધિત્વ કરશે અને કંપનીને યુવા લેખકોમાં આકર્ષણ વધારવામાં મદદ કરશે ખાસ યાદ રાખજો કે Stationery ની ચીજ વસ્તુઓનો Product કરતી આ એક લકસર કંપની અને તેના Brand ambassadors બન્યા છે વિરાટ કોહલી અને આ ભાગીદારીનો ઉદ્દેશય લકસરની Stationery Brands અપીલને વધારવાનો છે. અને ખાસ કરીને યુવા બજારોમાં અને લકસરની ભારતમાં એક અગ્રણી લેખન સાધન Brand તરીકે સ્થાપિત કરવાનો છે લકસર ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાયવેટ લિમિટેડની વાત કરીયે તો લકસર ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાયવેટ લિમિટેડ એ એક જાણીતી ભારતીય સ્ટેશનરી ઉત્પાદક કંપની છે. જે ઓગણીસોને ત્રેસઠમાં સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો લકસરની સ્થાપના ઓગણીસોને ત્રેસઠમાં કરવામાં આવેલી, અને કંપની પોતાના Brand નામ હેઠળ વિવિધ પ્રકારના લેખન સાધનોનો ઉત્પાદન કરે છે. જેમાં પાયલોટ, પાર્કર અને water Man જેવા લોકપ્રિય ઉત્પાદનોનો સમાવેશ થઇ છે. અને તેનું મુખ્ય મથક ભારતના નોયડા માં આવેલ છે, અને લકસરના Managing Director કોણ છે પૂજા જૈન ગુપ્તા ઇમેજમાં તમે જોઈ શકો છો હવે અતરાષ્ટ્રીય સમાચારની વાત કર્યે, તો ગઈકાલે તારીખ હતી વિસમી માર્ચ. અને વિસમી માર્ચ વર્લ્ડ સ્પેરો ડે તરીકે ઉજવામાં આવ્યો. તો વિશ્વ ચકલી દિવસની ઉજવણી ગઈકાલે કરવામાં આવી. દર વર્ષે વિસમી માર્ચને વિસ્વ ચકલી દિવસ તરીકે ઉજવામાં આવે છે. અને આજે વિશ્વ વન દિવસ છે. વર્લ્ડ ફોરેસ્ટ્રી ડે છે. ચકલી જંગલ માં ગયી. આ રીતે ક્રમિક રીતે તમે યાદ રાખશો તો કાલે પણ story કરવાની છે. કારણ કે વીસમી માર્ચ થી લઇને ચોવીસ માર્ચ સુધી અગત્યના દિવસો ઉજવામાં આવે છે. તો આ દરેક તારીખને આપણે સ્ટોરીમાં યાદ રાખશુ. આજે એટલું યાદ રાખવાનું છે, કે ચકલી જંગલમાં ગઈ જે ઘરેલુ ચકલી ઓના પતન વિષે જાગૃતિ લાવા માટે ઉજવામાં આવે છે. મિત્રો જ્યારેથી આ radiation નો ખતરો વધી રહ્યો છે. ત્યારે ત્યારે આ ચકલી ઓ મૃત્ય પામી છે ધીમે ધીમે સંખ્યા ઘટવા લાગી હતી. પરંતુ હવે લોકોમાં Awareness આવી છે જાગૃતિ આવી છે અને ચકલીઓના માળા છે વિના મુલ્યે વિતરિત કરવામાં આવે છે અને એના કારણે લોકોમાં ચકલી પ્રત્યેનો પ્રેમ પણ વધ્યો છે. તો આ દિવસ સેહરી વાતાવરણમાં જોવા મળતી અન્ય પક્ષીઓની પ્રજતિઓ વિશે જાગૃતિ લેવાનો છે. અને વિસ્વ ચકલી દિવસ બે હજાર ત્રેવીસ થીમ શું રાખવામાં આવી છે i love sparrow અને જેનો ઉદ્દેશય વધુ લોકોને મનુષ્ય અને ચકલી વચ્ચેના સંબંધની કદર કરવા પ્રોત્સહિત કરવાનો છે. અને વિશ્વ ચકલી દિવસની ઉજવણી ઈ બિન નફા કારક N_G_O નેચર ફોરએવર સોસાયટી, તેમજ અન્ય રાષ્ટ્રીય અને આતર્રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને વિસ્વ વ્યાપી પહેલ છે. મિત્રો યાદ રાખજો કે વિસ્વ ચકલી દિવસની ઉજવણી એ N_G_O નેચર ફોરએવર સોસાયટી, તેમજ અન્ય રાષ્ટ્રીય અને આતર્રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને વિસ્વ વ્યાપી દિવસની ઉજવણી કરે છે. નેચર ફોરએવર સોસાયટીની શરૂઆત એક સરક્ષણવાદી મોહમ્મદ દિલાવર દ્વારા કરવામાં આવી હતી, જેને બે હાજર આઠમાં ટાઈમ મેગેજીનના હીરોઝ ઓફ થઈ એન્વીયોર્મેન્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. મિત્રો યાદ રાખજો નેચર ફોરએવર સોસાયટીની સ્થાપના એક સરક્ષણવાદી વ્યક્તિ મોહમ્મદ દિલાવર દ્વારા અને બે હાજર આઠમાં ટાઈમ મેગેજીન ના હીરોઝ ઓફ થઈ એન્વીયોર્મેન્ટની યાદીમાં તેમને સામેલ કરવામાં આવેલા. અને તેમને બે હાજર નવમાં પ્રથમ વિશ્વ ચકલી દિવસની સરુવાત કરી હતી. જે આજે ત્રીસથી વધુ દેશોમાં ઉજવામાં આવે છે. ચકલીઓ લુપ્ત થવાના આરે છે, અને આ માટેના કેટલાક કારણો કાયા છે એ જોયે. જંતુ નાસ્કોનો વધુ પડતો ઉપયોગ. મિત્રો આપણા કૃષિ, ખેડૂતો દ્વારા જંતુ નાસ્કોનો વધુ પડતો ઉપયોગ કરવા માં આવે છે, અને એના લીધે જે અનાજ છે,

મોબાઇલ અને T_VTower માંથી નીકરતા કિરણોત્સર્ગ જે તેમના નેવિગેશન વગેરેને અસર કરે છે. માઇ તમને કહ્યું જે આ મોબાઈલના ટાવર ઉભા કરવામાં આવ્યા છે એનાથી અત્યારે રેડિશન ફેલાઈ છે, તો એના કારણે પણ આ ચકલી ઉપર એક આડ અસર થઇ છે, એટલે એની આસ પાસના વિસ્તારોમાં ચકલી રેહતી નથી. તો મિત્રો આપણે સુ કરવું જોઈ, પેહલા જે પ્રાચીન પરમ્પરા હતી કે આપણે જે ઘર હોઈ તો ઘરમાં આપણે દીવાલે અમુક છબીઓ લગાવતા હતા, ભગવનની તસવીરો લગાવતા હતા એ તસ્વીરને આમ ક્રોસમાં રાખતા હતા જેની પાછળ ચકલી માળો બાંધી શકે આવી જગ્યા રેહતી હતી. હવે આજે કેવી છબીઓ આવી ગઈ છે કે સીધેસીધી દીવાલે લટકાવ્યે. જે ચકલીઓ માટે માળો બાંધવા માટે એક જગ્યા space બનતી હતી એ બનતી બંધ થઇ ગઈ છે. આગળ વાત કર્યે તો વિશ્વ મૌખિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી, એ પણ વિસની માર્ચના રોજ. વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ક્યારે ઉજવામાં આવ્યો, વીસમી માર્ચના રોજ. મૌખિક સ્વાસ્થ્યના જાગૃતિ વધારવાના પ્રાથમિક ઉદ્દેશય સાથે દર વર્ષે વીસમી માર્ચે વિશ્વ ભરમાં વિશ્વ મૌખિક સ્વાસ્થ્ય દિવસ Sir sir આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો મારો ટૂંકો અ ટૂંકો પરિચય આપી દઉ મારું નામ છે સની પરમાર. શ્રી સરકારી માધ્યમિક શાળા અ તાલુકો જે છે ઇ લખતર અને જીલો જે છે ઇ સુરેન્દ્રનગર તો કાલે પણ આપડે પ્રકરણ બે acid base અને ક્ષાર ના ઘના બધા જે છે ઇ બે mark અને ચાર mark ના પ્રશ્નો આપડે સમજુતી થી મેડવી હતિ આજે પણ આજ રીત ના જે છે એ ઇ બે mark અને ચાર mark ના પ્રશ્નો ને વધુ પડતું આપડે જાણશું બીજુ વિદ્યાર્થિ મિત્રો જે પણ પહેલી આમા વિદ્યાર્થિયો જોડાયલા હોય તે દરેક વિદ્યાર્થિ મિત્રો all આ page ને કે like કરી દો. Okaycommentbox ની અંદર પણ આપની શાળા નુ નામ અને આપનુ નામ પણ જરુર થી છે લખશો ત્યા એક like button નુ એક જે છે stumb આપેલુ છે એ stumb ને પણ click કરી દ્યો જેના કરને મને ખયાલ આવે. વિદ્યાર્થિયો જે છે ઇ વધારને વધારે જોડાના છે પણ આ બાધા વિદ્યાર્થિયો જનાઓ છે પ્રિયા તે ગુજરાત કચ્છ થી જોડાયલી છે મેહુલ વર્ષા સરકારી માધ્યમ શાળા ઉપરુક્ત મહાવીર શાળા મા થી છે.

ચલો તો મારો અવાજ આવતો હોય તો મને એક stumb કરો જેના કરને મને ખયાલ આવે કે આવાજ મારો ડરેક ને પોચે છે નેહા બેન પણ જોડાઈ ગઈ છે rtp girl high school સુરેન્દ્રનગર થી અને પણ good afternoon okay તો ચલો આજના chapters નિ અંદર શુરુઆત થી આપને જયયે તો કાલે શુ ભાણીયા તા એના વિષય આપને થોડી ચર્ચા કરી લેઇયે તો વિદ્યાર્થી મિત્ર આપના ચાર point પ્રકરણ બે ની અંદર આપને ભણવાના હતા જેની અંદર ના બે topic આપડે ભણેલા હતા એક acid base ની રસાયનિક અથવા સમાન્ય ગુંધર્વ મા બીજુ આપને તમામ acid base મા શુ સમન્તા છે આજે એની Prosses આગાડ જઇયે તો કાલે આપને આપન topic ની ચર્ચા કરી તિ જે બે mark ની અંદર આપને પુચ્છા વાનુ હસે તો આપને સરસ મજા નો પ્રશ્ન જે કે board ની અંદર પણ પૂછી સકે છે હસે ને collage પરિક્ષા દસ તારીકે શુરુઆત કરવાની છે અની અંદર પણ આ બે mark ની અંદર આ પ્રશ્ન પૂછે સક્યતા રહેલી છે okay તો એક આપની pettern છે કે board એ જે આપ સુપ્રીમ જયાર કરીલી છે સુપ્રીમ પ્રમાને પચ્ચીસમુ નો પ્રશ્ન બે mark નો જે ત્યારે દી વિભાગ ની અંદર સુડતાલીસ, અડતાલીસ આ બને પ્રશ્નો ચાર ચાર mark છે જરુરી નાથી કે બે પ્રશ્ન લખવા આમે બે પ્રશ્ન લખી પણ અથવા બે માથી કોઈ પણ એક પણ લખી સકીએ okay તો ચાલો આજે સરસ મજાનો ચાર માર્ગ નુ પ્રશ્ન આ પુચાઈ સકે છે પરીક્ષા ની અંદર કે સમાન્ય રીતિયે ધાતુ ની acid સાથે તી ક્રિયા થી કયો વાયુ જે છે તો થાઈ છે આપણ આપને તરફ મજાનો પ્રશ્ન છે. બીજુ આપને કીધુ છે કે ઉધાહરણ દ્વારા અ આ કે સમજવો આને આ સુની હાજરી ની કસોટી તમે કઈ રીત કરશો તો સરસ મજા નો આ પ્રશ્ન આપને આપ્યુ છે આહી મે તમે જો તમારી job ની અંદર પ્રવૃતિ બે point ત્રણ પાના નંબર વીસ ની અંદર પ્રવૃતિ બે point ત્રણ આપેલી છે જે આપને જેની અંદર એક scan છે ઓર scan ની અંદર જે છે ઇ એક અ આ રીતુ જે છે ઇ જૈસે બિકા લેઇ આને એની અંદર જૈસે જીંક ધાતુ ના દાના દાર ટુકડા આને એની અંદર જે છે ઇ તો HCL પરિણામે જૈસે આપને ડાઇ હૈડ્રોજેન વાયુ ઉત્પન થાય છે. મેં આયિયા બતાવ્યુ છે તમને ધ્યાન થી જો જો અહી જે છે ઇ zink ધાતુ વચ્ચે પ્રક્રિયા થસે zink ધાતુ અને સાંદ્રા એક્સેલ વચ્ચે પ્રક્રિયા તથી હસે તો પરિણામે શું મને મળે છે zncl two એટલ કે zinc chloride આને પરિણામે di hydrogen વાયુ ના આજ આપને બતાઈજો છે ને

Okay તો ચાલો કોઈ પ્રશ્ર્ન રહે કી આપ આ જે પ્રશ્ર્ન જે તે લાખવુ કઈ રીતીએ સો પ્રથમ આપને શુ કરશુ કી આ રીત ની આકૃતિ દોરવાની છે આપને પૂછાયે. કે દાતુની acid સાથે પ્રક્રિયા કરતા કયો વાયુ ઉત્પન થાય છે તો કે di hydrogen વાયુ પરંતુ ચાર marks અંદર જ્યારે આ પ્રશ્ર્ન પૂછાય છે ત્યારે લાખવુ કયી રીતે તો સૌ પ્રથમ આપને આકૃતિ દોરવાની છે. આકૃતિ ની અંદર સુ છે તો કહે કે stand છે કસનરી છે કસનરી ની અંદર zink ધાતુ ના ટુકડા લિધા છે ત્યાર બાદ એમા એચસીએલ ઉમરવાનુ છે અને બુચ બંધ કરી અને વિમોચન નડી માર્ગ પ્રત્યાય એક બીજા જે છે ઇ બીકર ની અંદર લઈ જવાનુ છે આ બિકર ની અંદર પણ સાબુ નુ પાની છે કારણ કે di hydrogen વાયુ મુક્ત થતુ હોય તો આપડે સાબુ નુ પાની મુક્ત કરવાનો છે. ત્રીજું આનુ પાર્ક કસોટી ની અંદર આપડે મીણબત્તી લેસુ અને મીણબત્તી જેવી રીત રાખવા મા આવે તો આપને જે છે ઇ થોડક ચાનકલા આત્મ ધડાકા જેવુ આપને જે છે ઇ દેખાઈજે તો ઇ શુ છે તો કહે કી di hydrogen વાયુ વસ્તવ મા di hydrogen વાયુ ની પ્રક્રિયા કરતા હોય બીકર મા તો આ રીત્ના આપને જે છે ઇ વાયુ ભાર મુક્ત થતો જોવા મલસે એને નીચે જે પાત્ર ની અંદર જે બેચુ તે zinc fluoride છે Okay કોઈ ના આપને કમી ધાતુની acid રસાયનિક પ્રક્રિયા હૈડ્રોજેન વાયુ મુક્ત થાય છે તો હૈડ્રોજેન વાયુ એટલ કે જિંક ધાતુ ની HCL એટલે કે Okay તો આહી Zn જે છે ઇ Zn પ્લસ Two બને છે જ્યારે HCL મા થી જે છે ઈ Two H પ્લસ Two Cl માઈનસ Okay બને વચ્ચે Zn વચ્ચે પ્રક્રિયા થાય પરિણામે શુ બને છે Zn Cl Two આ Two H પ્લસ એટલે di hydrogen વાયુ મુક્ત થાય છે અને પરિણામે

Zinc chloride પ્રાપ્ટ થાય છે પાત્ર નિમિતે શુ મલે છે આપને zinc chloride મલે છે અહીન્યા આગલ પણ આપને કીધુ છે કે હૈડ્રોજેન વાયુ ની હાજરી હાજરી ની કસૌટી કરવા માટે સળગતી મીણબત્તી જે છે સળગાવી

હારા ની અંદર જે છે એ તમારા જે પણ કઈ ગણિત વિઘ્નાન ના શિષક હોય તમને સાથી આને તમારા પપ્પા જેથી જુવાનો જે પણ છે પણ તમારા પ્રયોગ કરવાનુ નાથી આની પેલા ના અમ Cororna ની અંદર જ્યારે મેં બીજુ chapter લિધેલુ હતુ તો એની અંદર સરસ મઝા ની આ પરિયોગ તમારે જો સંદર્ભ તરીકે video જૂના જુવા હોય તો ગુજરાતી class ની અંદર મારા જુના છે video છે chapter આજ છે બીજા chapter ના આ બીજ chapter ની અંદર ઘના વધા ને પર્યોગો કરાવેલા છે practically તમને સમજ મા હોય તો ત્યા પણ તમે જોઈ સકો છો okay આને થી આપડે આગડ થોડા જાઇયે ચાલો તો આ પ્રશ્ન તમને ખયાલ આવી ગયો હસે okay મેહુલ ભાઈ પેરી આજો okay દરેક વિદ્યાર્થિઓ

આના પછી એક બીજુ આપને ક્રમાંક નો પ્રશ્ન પૂછી શકુ ખુબજ સરસ મજા ના આ પ્રશ્ન છે પરિક્ષા ની અંદર આપને પ્રશ્ન પૂછાઈ શકે છે કે શા માટે નિચે પાણી વિધુત વન નથી કરતુ નથી એ મતલબ નિચે નિચે પાણી છે tap water આ tap water જે છે ઇ strat અને વિધુત વન નથી કરતુ ત્યારે વર્ષાત ની પાણી છે વિધુત ની વન કરે છે આઉ શા કરને થાતુ હાસે વિદ્યાર્થી મિત્રો મને જાનાઓ છો આઉ શા કરને થાતુ હાસે કે ટેપ વોટર જે છે વિધુત એન કરતુ નથી તેવુ સુ એની અંદર ઐસે કે વિધુત નૂ ઓન નથી કરતુ વિદ્યાર્થી મિત્રો કોઈ કૈસે મને Okay અર્થ કહી રહીયો છે very good અર્થ બેટા અર્થ કહી રહીયો છે નીચે થી પાણી માં સાર હોતા નથી okay પર આ જે તમે મને જવાબ આપજો એની થી આજી પણ અમ આપડે થડુક ચોકસાઈ રીતે આપને આને જવાબ ને જાનીયે બીજા પણ વિધાર્થીઓ ટ્રાય કરી શેકે છે નીચે થી પાણી માં વિદ્યુત નુ વહન કેમ નથી થતુ સાર હોતા નથી એવુ આપડે ના કહી સકીયે તો શુ નથી હોતુ બીજુ અર્થ બેટા સાર નહિ નિશ્યંદિત પાની મા અયુ બીજુ સુ છે કે એના ના થવા ના કરને વિદ્યુત નુ વહન થતુ નથી ચાલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો મને જવાબ આપો રાગિણી બેન પણ જોડાઈ ગયા છે દેવ મિસ્ત્રી પણ જોડાઈ ગયા છે શાહ સિદ્ધિ પણ જોડાઈ ગયા છે જતન world પણ જોડાઈ ગયા છે મને ફટાફટ જવાબ આપો તો નિસ્યંદિત પાની મા જે છે ઇ આયનો હોતા નથી એટલા કે આયર્નઓર રૂગ્નલઓર સાર ના આયનો કઈ છિ એનુ વર્તા નથી Okay પ્રિયા કહી રાહી છે કે આયનો ધારવતા નથી very good પ્રિયા પ્રિયા એકદમ સચો જવાબ મને આપેલો છે અંકિત વર વરસાણી જોડાઈ ગયા છે સરકારી માધ્યમ શાળા તલસાણા થી તો પ્રિયા યે જે કેહ ખૂબ સરસ જવાબ આપલો છે નિસ્યંદિત પાની હોય તો એમા કોઈ પણ પ્રકાર ના સાર ના આયનો હોતા નથી એનાથી એના કરને વિદ્યુત નુ વહન થતુ નથી કે વિદ્યુત નુ વહન થવા માતે જવાબદાર સુ છે તો કે આયનો આ પ્રશ્નો ની અંદર પરિક્ષા માં ખાસ આપડે point લાખવા જરુરી છે નિસ્યંદિત પાની મા આયનો નથી આને આયન દ્વારજ વિદ્યુત નુ વહન થાય છે જ્યારે વરસાદી પાણી છે વરસાદ જ્યારે પડતો હોય ત્યારે વાતવરણ ની અંદર ના આયનો વરસાદ સાથે નીચે આવો છે જમીન ની અંદર ઉપર વરસાદ પડશે તો જમીન ના ખનીજ આયનો પણ ઉપર આવશે આના બને જે છે વચ્છે પ્રક્રિયા હતા એટલે વરસાદી પાણી ની અંદર શુ જોવા મલે છે જુવા મલે એટલે વરસાદ ના પાની મા વિદ્યુત નુ વહન થતુ હોય છે ચાલો એના પચી મને જવાબ આપો વિદ્યાર્થિ મિત્રો પેલો પ્રશ્ન નૂ જવાબ આપો સુ બધાજ બેસી પાની ના દ્રવ્ય છે હા કે ના

સર કાલે આમરે science ની preliminary exams છે તો best of luck એના કારણૅ આપને આ lecture ની અંદર કાલે પૂછવાના પ્રશ્નો છે એના જેવો આપડે પ્રશ્ના લાય જેના કારણૅ તમને ફયદો થાય Okay હંસી પણ જોડાઈ ગયા છે અંકિત, મેહુલ, પ્રિયા, મેહુલ, દેવ, મેહુલ, અર્થ, પ્રિયા, હર્ષદ દરેક વિદ્યાર્થિ કહી રહા છે ના ના ને ના ખૂબ ખૂબ અભિનંદન વિદ્યાર્થી મિત્રો તમને આનો જવાબ માડી ગયો છે સુ બધાજ બેસ દ્રવ્ય છે તો કે ના ત્રીજું એની પસે પ્રશ્ના છે કે પાની માં દ્રવ્ય બેસ કયા નામ ઓડખાયે છે પાની ની અંદર જો બેસ દ્રવ્ય થસે તો કયા નામ ઓડખાયે છે મને જવાબ આપો બિજા નંબર પાની માં દ્રવ્ય બેસ તો કયા નામ ઓડખાયે છે? ફટાફટ મિત્રો સમય નુ અભાવ છે આજ વધારે ને વધારે પ્રશ્નો આપડે લાયે જેના કરને આપને કાલે ફયદો થાય પાની માં દ્રવ્યકયા નામ ઓડખાયે છે હંસી? બેટા ફટાફટ જવાબ આપ પો અંકિત જવાબ આપ પો, જતન, મેહુલ ભાઈ, અર્થ અર્થ કહી રહીયો છે ચાલપી very good પ્રિયા પણ કહી રાહી છે ચાલપી એકદમ સચ્ચા છે પ્રિયા બેન અર્થ ભાઈ પણ સચ્ચા છે કે પાની માં દ્રવ્ય હોય એને કહેવયે અલ્ફી સુ કહેસુ એને અલ્ફી સર એના પચી આપડે બીજુ પ્રશ્ના નીચે આપેલુ છે કે

ઉદાહરણો નથી જરુર ઉદાહરણો આપને નથી દેવા તમે સચ્ચા છો અર્થ બેટા પણ મે ઉદાહરણ નથી પૂછ્યું ગુંધર્વ પૂછ્યું છે બેસે હોય તો એના ગુંધર્વ કહે કે તો આપડે કહી સકે કે છે સાબુ એક base detergent છે એ બેઝ છે basic પદાર્થો જો છે એ અલ્કાઈને જેવા ચિકાસ ધારવતા પ્રશ્ના નો જવાબ માડી ગયો છે કે પ્રશ્ના નો જવાબ માડી ગયો છે કે સાબુ જેવા ચિકના પરિક્ષા ની અંદર આ જ્યારે પૂછે

Okay પ્રિયા સાબુ ની ચિકના જેવા માને આ લગે છે બોર્ડ ની અંદર very goodvery good છ marks મા થી છ marks મારા ગુજરાતી વિદ્યાર્થિ શુદ્ધ પુરા લાય આવસે okay સરસ છે કહે સે એટલી સુ છ્યાસી ટુકડા મીના ની ઓ મુક્ત કરે છે okay મેહુલ વરસાણી મારો પ્રશ્ર્ન છે મંધન પ્રકૃતિ કોને કહેવયે કોઈ વિદ્યાર્થિ મને કહેસે મંધન એટલા સુ મંધન એટલા સુ તમે લિંબુ હોય ખૂબ જ ખાતુ છે લિંબુ ની પાની જે તમે ઉમેરો છો

ધીમુ પણ નઈ કહી સકે ધીમા પાન ના કહી સકે એસિડ ની થરંગાથા મા ગાતાડો થતો હોત તો એને કેહવાયે મંધન પ્રકિયા બાઝે ની થરંગાથા માં ગાતાડો થટો હોય તો એને કેહવાયે મંધન એ માઇ કીધુ છે acid બાઝે ને પાની સાથે mix કરતા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ લાખવો જરુરી છે કે જ્યારે એસિડ અને બેઝ ની પાની સાથે પ્રક્રિયા થા તી હોય ત્યારે એકદમ કડ ધિત એચ પ્લસ ઓ eight માઈનસ થંગરતા ગતાડો થાય છે થંગરતા એકદમ કામ ગતાડો થતુ હોય એવી પ્રકૃતિ કેહસુ મંધન પ્રકિયા એના પચી બીજુ પણ યાહિયા થોડુક આપેલુ છે કે આવી પ્રક્રિયા ને સુ કહેવયે છે મંધન પ્રક્રિયા આવા એસિડ બેઝ અને માંધી રૂફ acid base કહે છે યાદ રાખો કે આવા acid સુ કહેવયે છે માંધી રૂફ માંધી રૂફ અલગ છે અને મંધન મંધન એટલા જે છે એ જેની ત્રાવતા ઓચી થાતી હોય એને કહેવયે મંધન તુ અહિયા ઉદાહરણ આપલે છે આ શિવયે પણ તામે તમારી પણ રીતે ઉદાહરણ લે સકો છો જરુરી નથી છે ચોપડી આથવા કે મે લાખેલા એ જે ઉદાહરણ લો પણ અને લગતા ઉદાહરણ હોવ જોયે આપને ખ્યાલ છે પ્રબલ acid કાયા છે તો કે HNO Three HCl H Two SO Four માં થંગરાતા વધુ છે પાની ઉમર્તા જાવ પાની ઉમર્તા જાઓ તો થનગ્રાતા મા સુ થાય છે ગતાડો

કોમેન્ટ ની અંદર ઘના બધા નામ લાખી રહિયા છે પણ થોડક વ્યવસ્થિત નામ લખિયે તો સારુ લગસે અંકિત વસરિયા કહી રહિયા કે okay ચલો આગડ જાયે

આ પ્રશ્ના પૂછાય સકે છે અવનારી પરિક્ષા ની અંદર કલ પણ કડચ આ પ્રશ્ના પૂછાયી માટે છે કે પીએચ માત્ર જનવો પરિક્ષા માં પૂછે ચાર marks સંધી ની અંદર

હમેશા પેલુ યાદ રાખસુ મુદ્દા પડીને જો ચાર માર્ક ની અંદર પૂછાયે તો મુદ્દા પ્રશ્ના નો જવાબ લાખવાનો તો લાખશુ કયી રીતે તો મે અહિયા થોડુ લાખેને બટાવ્યુ છે કે ફેલુ મુદ્દો સુ થાસે આપડો કે ગ્રાવન મા રાહેલા હાઇડ્રોજન આયન ની શંભલતા H Two પ્લસ અને ગ્રાવન હાઇડ્રોજન આયન ની મપવા માતે માત્ર ને સુ કહેવમા આવે પીએચ માતરમ બ્રહ્મ મા રહેલા હાઇડ્રોજન આયન ની થરંગતા માપવા માતે નુ ચેટ છે જે છે એ ચાર્ટ છે ઇ ચાર્ટ ને કેહવામા આવે છે પીએચ માતરમ આગાડ આપડે બિજો મુદ્દો લાખી સાકે ચિયે કે પીએચ મા જર્મન શબ્દ ની અંદર કેહસુ પ્રોટન આથવા શક્તિ આ બીજો મુદ્દો થવો જોયે

એ સાત જે છે એ તટસ્થ છે માઇ એ ચાર્ટ આપેલુ છે ચાર્ટ ની અંદર કિધેલુ છે ઝીરો થી સાત એને સુ કહેવયે acidic સ્વભાવ જો આપને સ્વભાવ યાદ રખસુ acidic સ્વભાવ કેવાનુ સાત થી ચૌદ કેહવાયે બેઝિક સ્વાભાવ બેઝિ acid acid ની acidic એસિડિક અહિયા જે શબ્દ આપેલુ છે એ સ્વભાવ ઉપર છે યાહી base સ્વભાવ જે આપલો છે સ્વભાવ ઉપર છે યાહી કીધુ છે acid કેમ કેહવાયે છે ચાલો એચ પ્લસ આયન ની સાંદ્રતા મા વધારો થી એની કેહવાયે acid એચ પ્લસ આયન ની સાંદ્રતા મા ગાતાડો થાય આથવા ઓએચ માઈનસની સાંદ્રતા જો વધરો થાય થી એની કેહવાયે બેઝ